Bye. Hello હ તો આપણી વર્ષાઋતુવરસાદ ની વાતો કરતાતા કે આપણને ખુબ જ વરસાદ માં મજા આવે છે અત્યારે જોવોતો કેઆકાશ માં કેવા અત્યારની જ આપણે પરિસ્થિતિ ની વાત કરીએ તોકે વાદળો ગ ગ ઘનઘોર કાળા વાદળો ચડી આવે છે વીજળી ના ચમકારા ગડગડાટ પવન ના સુસવાટા સાથે વરસાદ ની આગમન થાય છે પછી વરસાદ માં

ડ્રોઉં ડ્રોઉં કરતા ઈ પણ એમાં કેવા સરસ આનદ થીએવા પશુ ઘણાઈએવા પશુ પક્ષીઓછે કે જે પણ મો વરસાદ નો અત્યારે ખુબ આનદ માની રહ્યા છે તો અત્યારે અત્યાર નું વાતાવરણ અત્યારે માણસો ખુબ ગરમી થીઆ વર્ષે ખુબ ગરમી પડી તો એના હિસાબે કંટાળી અને હવે ઠંડું વાતાવરણ અત્યારે ધીમે ધીમે આવે છે તો વરસાદ ની વાતાવરણ માં માણસો પણ અત્યારે ખુબ ખુશ થઈ ગયા છે

કેમ કે ઠંડા યમાં છોકરા ઓને બાર વરસાદ આવતો હોય તો રોકવાની કે વરસાદની મજા લેવાની વધારે મજા આવી તી દાળ કોય એકની પણ મોટા પણ અંદર વરસાદ આવે એટલે એ નાવા જાય છે બાર જાય છે નાસ્તા કરવા જાય છે ચાલુ વરસાદ માં કે પછી Longdrive પર જાય છે કેમકે કઈક વાતાવરણ ઠંડું થઈ ગયું હોય અને સરસ થઈ ગયું હોય

આગમન પણ થઈ જાય છે અને ત્યારથી વર્ષાઋતુની શરૂઆત થઈ જાય છે અને ચાર મહિના વરસાદ પડિયા કરે છે પવન ફુકાય છે

અત્યારે વરસાદ માં જાવાનું મન થાય છે તો ઈબાળકો પણ અત્યારે ખુશ ખુશ થઈ જાય છે અને વરસાદ ચોમાસું છે ઈઅત્યારે ઠંડક મળે છે માણસો ને એમાં બધાનું ફેર Favourite અત્યારે ચોમાહ ચોમાસું અત્યારે છે વર્ષાઋતુ છે એ બધાની Favourite ઋતુ ઘણાય છે કારણકે તેમાં છે ઠંડું ઠંડું વાતાવરણ થઇ જાય છે અને બાળકો એનો ખુબ આનદ લઈ છે અને વરસાદ નું બધા થીવધારેએજોવો તો ખેડૂતોમાં ખુસીનો માહોલ જોવા મળે છે કારણકે ઉનાળામાં અત્યારે તે ઘરે બેઠા હોય અત્યારે તેની પાક લેવાની શરૂઆત થઈ જાય છે બીજરોપે છે ગામડાની જો આપણે વાત કરીએ તો સવાર સવાર માં લોકો ત્યાં જઇનેઅને બીજરોપેછે કે તે પછી વાડીએ એ કે પોતાની જમીન ઉપર સવાર માં જઈ એ છીએ બીજરોપી ઈપણ વરસાદ ની રાહ જોવે છે કે વરસાદ આવે અને પોતે જે વાવેલું જે વાવેતર કરેલું છે તેમાં પણ તેને બીજછે આગળ ઉગી નીકળે તોભઈ ચોમાસું થીએક જોતા ખેડૂત નું

હા અને ચોમાસા માં પણ આપણે ક્યાક ફરવા ગયા હોય જેમ કે ગીર છે ત્યાં તમે જોવામળે તો ત્યાં પ્રાણીઓ ને બધા ચોમાસા નાં વાતાવરણમાં વધારે મજા આવે છે કેમકે ત્યાં વધારે બધા પક્ષીઓને એને ખુલ્લું વાતાવરણ એવું બધું માણવા મળે છે અને જોવા મળે છે કે આપણે આ કેવી સરસ ઋતુ છે ચોમાસું સરસ ઋતુ છે હા અને આપ

અને પા અને વરસાદ પડે છે એટલે વાતાવરણપણ શુદ્ધઅને સારું થઈ જાય છે અને એના હિસાબે મને તો ચોમાસું બોવ્જ ગમે છે હા ચોમાસા ની ઋતુ તો સરસ જ છે કે એતો એવી વસ્તુ છેકે કોઈને ન ગમે

કે તમે દરિયાકાંઠે ગયા હોવ એનું બધું વાતાવરણ સરસ હે અને ચારે બાજુ લીલોત્રી થઈ ગઈ હોય અને ઈબધા કરતા સરસ લાગે છે હા અને ઈ જોતા પણ અત્યારે ચોમાસા માં માણસોને ઘર ની બાર જા જા ગોમ હ્બુતી આપે કાદવનોઘડો જ પડ્યો રેએનું પણ માણસોને ખ્યાલ રાખવું જોઈએ કે જોઈ વધારે પડતું પાણી ભરિયુંરે તો એમાં મચ્છર નો ઉપદ્ર વધી જાય છે એના હિસાબે ડેન્ગ્યું જેવા ભયંકર રોગ થવાની પણ સકીયતારે છે એટલે માણસો ને આનદ ની સાથે સાથે પોતાની કાળજી પણ રાખવી જોઈએ અને બાળકો ને પણ અત્યારે ધ્યાન રાખવું જોઈએ કારણકે અત્યારે ડેન્ગ્યું છે તે એનું રોગપણ ત્યારે વધી શકે છે અને ઈવધારે પડતા પાણી ના કારણે પણ થઈ સકે છે ઈવાત તમારી બરાબર છે કે ચોમાસા માં બધા કરતા વધારે મચ્છરોઉડે છે કેમકેકે ચારે બાજુ ભીનું થઈ ગયું હોય

મોટા કરતા બાળકો ને વધારે તકલીફ પડે છે વધારે રોગ સાળો થવા કરે છે અને તમે કીધું એમ ડેન્ગ્યું ની અસર બધા કરતા વધારે થાય છે ચોમાસામાં અને અહીનું વાતાવરણ ના લીધે પછી આપણે પણ Health ખરાબ થાય છે હા અને જો વર્ષા ઋતુ માં જોવો અતિવૃષ્ટિ વધારે પડતો વરસાદ આવી જાય તો નદીઓંમાં પણ ભયંકર પુર આવે છે ખેતરો માં પાક ધોવાઇ જાય છે પણ માણસો ના જાનમાં માં પણ નુકસાન થાય છે વર્ષા ઋતુ માં કોઈક વાર વરસાદ પણ પડતો નથી તો પણ માણસ ને ખુબ હેરાન થાય છે ખુબ ઓછો વરસાદ પડે તો પણ ખેતરો માં અનાજ પાકતું નથી પછી પાણી ની તંગી પડે છે

અને એના લીધે ઘણું નુક્સોન બધા કરતા વધારે તો ખેડૂતો ને છે એ કેમકે અચાનક આફતો આવે એટલે ઇબ્ધું તો ધોવાઇ જવાનું છે ઈનું નુકસાન એને કેટલું થવાનું છે એના કારણે પણ ખેડૂતો ઉદાસ થાય છે પછી સરકાર પણ મદદ કરે છે એમની અત્યારે તો નવી નવી યોજના આવે છે એવી રીતેજ આપણા મુખ્યમંત્રીએની સહાય આપે છે અત્યારે તમે જોવો તો વરસાદ ની અત્યારે ચોમાસું ની શરૂઆત થઈ ગઈ હશે તો કે ખેડૂતો અત્યારે પોત પોતાના કામમાં લાગી ગયા છે ખેતરો માં બીજ વાવવા મંડિયા છે પછી તમે ધીમે ધીમે જોશો થોડા દિવસ પછી આખું ખેતર પણ લીલુંછમ છવાઈ જશે અને વરસાદ ના કારણે બાર પણ આલીલી આ લીલું લીલું છમ વાતાવરણથઈ જશે અને એના હિસાબે અત્યારે જોવો તો ખેતરમાં અત્યારે લીલો પાક છવાવા લાગશે અને આવું એટલું સરસ અત્યારે વાતાવરણ સર્જાય છે કે અત્યારે Green બધે તમને જોવા મળશે ચોમાસામાં આપણને ખેતરમાં જવાની ખેતરમાં પછી રેવાની સવાર માં વેળા તમે ખેતર માં જતા હોય અને ઈવાતાવરણ હોય ઈ સરસ એવું સરસ લાગે અને વાતાવરણ ના લીધે બધા ખેડૂતો ની ઈમાં ખુશી મળે છે જો પણ ઈ વરસાદ બરાબર પડે તો કોઈ વાંધો નથી પણ વધાર પડતો પડી જાય એ પાછો નુકસાને પણ કરે

પાણી ની જરૂર અત્યારે વુક્ષો છે કે એને પાણી ની જરૂર હોય છે અત્યારે ઈ પણ તમે અત્યારે બારનું વાતાવરણપણ આપણે ચોમાસા માં જોઈએ છીએ તો જાણે કે વ્રુક્ષો માં જીવ આવી ગયો હોય એમ લીલાછમ થઈ અને ઝૂમાં લાગે છે ખુબ સરસ વાતાવરણ સર્જાય છે હ વાતાવરણ પણ સરસ થાય છે અનેક પક્ષીઓપ્રાણીઓ ને બધા કરતા વધારે ચોમાસું વધારે પસંદ છે કેમકે ઈ વાતાવરણ એના માટે ઠંડક અને બધી રીતે લીલું બધી રીતે જગ્યા એરહી શકે અત્યારે ચોમાસા મો જોવો કે આપણે ગામડાં માં ખુબ સરસ વાતાવરણ જોવા મળશે કે ત્યાં તે લીલુંછમ વાતાવરણ થઈ જાશે અને ત્યાર પછી અને તે બાળકો ને School માં જવાની પણ ખુબ મજા આવશે કે છત્રી Raincoat પેરી અને બાર નીકળવું ઈ પણ બાળકોને ખુબ ગમશે અને ચોમાસા માં જોવો કે ધીમો ધીમો વરસાદ પડતો હોય ઈ પણ એક દ્રશ્ય પણ સાથે જોવાની ખુબ મજા પડી જાય છે

હા પ્રકવધતા વધુ પડતા વરસાદ ને કારણે

પણ અત્યારે ઉનાળો જો આવે તો માણસ ને Healthy રાખેછે ચોમસું છે તો એવી રીતે શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુ જો બરોબર અત્યારે આવે તો આપણે અત્યારે એને આપણને ખુબ ઉપયોગી પણ પણ અત્યારે જોવો તો કમોસમી વાતાવરણ સર્જાયું છે અત્યારે નકી ન્હોય ક્યારે ઠંડી પડે ક્યારે ગરમી પડે અત્યારે એવી પરિસ્થિતિઆપણને અત્યારે જોવા મળે છે તેનું પણ મોટું કારણ છે પ્રદુષણપ્રદુષણ અત્યારે કેટલું સર્જાનું છે કે એના લીધે કેમ ભી ઋતુ સારી જતી નથી કેમકે જ્યાં ત્યાં કચરો ફેકવો ત્યાં બધે પ્રદુષણ ખરાબ કરવું છે પછી જોવો કે આપણે અત્યારે સરકારે સારો કરવો છે પ્લાસ્ટિકબેગછે ને એ બંધ કરી દીધી

એના લીધે ઘણી આપની Public અઓછી થાય પણ કોય Public સમજતી નથી કે આપણે આ બધું છે ને ધ્યાન રાખવું જોઈએ કે આપણે ગમે ત્યાં કચરો ન ફેકાય આપણે કચરા Dustbin નખાય કેમે કે જો Tissu પોતાના મુહ કે ગુમ્ન્મ સાફ કરે પછી ઈ ચ્યા ગમે ત્યાં ફેકીડે કોઈ ય કેટલો પ્રદુષણ ફેલાય છે એના વિષે તમારે શું કેવું હા અત્યારે માણસોને પ્રદુષણ અટકાવું જોઈએ અત્યારે જોવો તો જ્યાં ત્યાં કચરો ફેકવો એવી કુટેવો માણસો માં વધારે હોય છે કે જાહેર સ્થળો માં વધારે અત્યારે જોઈએ કે આપણે Busstand છે માણસો જ્યાં ત્યાં માવાની પિચકારીઓમારે છે કે પ્લાસ્ટિક ના રેપર ખોટા ગમે ત્યાં ફેકે છે તો ઈ બધું ખ્યાલ રાખવો જોઈએ સરકારે ઘણા નિયમો રખિયા છે આપણે એનું પાલન કરવું જોઈએ અત્યારે બારજતા માણસો ગમે ત્યાં કચરો ફેકી દેતા હોય છે તો એવું નકરવું જોઈએ આપણે તેનું ખુબ કાળજી રાખવી જોઈએ કારણકે આપણે કાળજી રક્સું તો અત્યારે જોવો છો કે આપણે કઈએ છીએ અત્યારે કમોસમી બધું થઈ ગયું છે કે વાતાવરણ છે અત્યારે Public કે બધું નથી ક્યાય ધ્યાન રાખતી સરકાર તો બધા નિયમો કરે છે કે જ્યાં ત્યાં કચરો ન ફેકવો તમે જ્યાં ત્યાં બધું ઓંલું સ્વચ્છભારત રાખો એવું પણ Public ને તો અત્યારે સ્વચ્છ ભારત નથી લાગતું તમે જોવોન તો જ્યાંન ત્યાં કચરો જ્યાંન ત્યાં બાળકોને એ સીખવાડવું જોઈએ કે આપણે કાય ભી ખાધું તોય એને આપણે ફેકી દેવાય Dustbin માં નખાય એવું કોય અત્યારે વિચારતુંજનથી કે આપણે ચોખ્ખાઈને બધું રાખીએતો આપની માટે Healthy છે હા એમ અત્યારે Public અત્યારે ખુબ ધ્યાન રાખી આગળ કા જુવે અને જાગૃત થઈજાયતો પણ અત્યારે ખુબજ સારી પરિસ્થિતિસર્જાય એમ છે આપણે આપણે અત્યારે અત્યારે પૃથ્વીપર જો સારું આપણે રાખશું તો પણ એ કુદરતી વાતાવરણપણ આપો આપ ચોખ્ખું અને સ્વચ્છ થઈ જશે

હા અને અત્યારે જોવોતો કે વરસાદ માંથી પાણી વધારે ભરિયું રેવા ને કારણે પાણી બાર વધારે રેવાના કારણે અત્યારે રોગ પ્રતિકારકશક્તિપણ વધી જાય છે રોગો અત્યારે માણસ માં નવા નવા થવાની શક્યતા પણ વધી જાય છે એના એ હિસાબે આપણે ચોખ્ખાઈરાખવી આપણે રાખવું જોઈએ અત્યારે તો ચોખ્ખાઈ રાખોતો તમારે ક્યાય તકલીફ નપડે અને વાતાવરણએકદમ સુધરે તો હવા સુધ આપણે લઈ હકીએ

અને ગમે ત્યારે તડકા પડવા મળે છે એની જેવું આપણે ચોખ્ખાઈરાખ્સું તો બધી રીતે આપણે બધા માટે સારું છે

વાતાવરણને કારણે અત્યારે માણસો ને આ ઋતુ માં ખુબ ધ્યાન રાખવું જોઈએ કે વધારે પડતો વરસાદ આવે તો પણ માણસને પોતાની કાળજી રાખવી જોઈએ અને આ ઋતુ માં માણસો એવા કોઈ જગ્યા એ નીચી જગ્યા એ અત્યારે રેવું ન જોઈએ આમ ખુબ ધ્યાન માં લેવી જોઈએ સારું તમારી સાથે વાત કરીને બોવ મજા આવી Bye

હા free છુ હો

કે પેહલા ના તહેવાર અ લોકો કેવા ઉજવતા ને અત્યાર ની generation ના લોકો કેવા તહેવાર ઉજવે છે એમ

આપડે એના વિષે થોડી વાત કરી અં હઃ એમાં તમારું સુ કેવું હે

હમ જો અતિયાર તહેવાર આવે એટલે આપડે પેહલા ના જમાના માં ઘર માં ઉત્સવ જો થઈ જાતું તું કોઈ પણ તહેવાર આવે દાખલા તરીકે રામનવમી તોય ઘરમાં સાવરથી જ બધા નાઈ ધોઈયે ને આજે રામનવમી છે એમ કહીને આખું ઘર વ્રત કરતુ હોય બધા ઉપવાસ કરતા બપોરે ભગવાન ની આરતી કરવા રામજી મંદીરે બધા જાતા અને આખું ઘર ભેગુ થઇ અને આખા ગામના લોકો બધા ભેગા થઈ અને સત્સંગ કરતા ને રામજી નો જન્મ દીવસ ઉજવતા એવી રીતે તહેવાર કરતાં અને અતિયારે તો કોઈ પણ તહેવાર સ કોઈ ને કાય ઓલું હોય જ નય રામનવમી છે તો કાય રેવું છે એવું કાય નથી હોતું અને રિયો ઉપવાસ કરે તો બસ એક time ઉપવાસ કયરો એજ બાકી કાય એ મંદીર જવા નું કાય ઓલું નથી મહત્ત્વ city ના માણસો કેવું શહેર ના માણસો ને તો પોતાના ના કામ વ્યસ્ત હોય નોકરી ધંધા કરતા હોય તેમાં વયજ્ઞા કે મંદિરે આરતી માં જાઉં કે કે સેજ નય નાના છોકરા ને કે ખબર એય નથી મંદિરે જય એની પંથરી નામ ની પ્રસાદી યો ઈ તૈયાર છે રામનામવા લ્યો ફરજીયાત ઓલી લેવા ની હોય ભગવાન નો પ્રસાદ રામનમવી છે તો મંજરી ઈ હોય મંજરી હોય અને શિવરાતી તો ભાંગ હોય આવી ખબર જ નથી કાંઈક ચાવેની MAIN પ્રસાદ છે આવી રીતે છે તમારું શું કહેવાનું છે કે આપડે કેને દીવસે દીવસે અ આપડે જે ભારતીય સંસ્કૃતિ હે એ બધી લુપ્ત થતી જાય હે

કે રામ કેહવું જીવન જીવ્યા તેના માટે બાધા માણસો રામ નો જનમ ઋષી મુનિ એ એક દિવસ આપણને આયપો કે તે દીવસે રામ જન્મ તમે ઉજવો ને રામ ના ગુણો હે